બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 259 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે
આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે જ્યોતિ સોલંકી
આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે
પ્રોપર્ટીઝ વિન્ડોમાં મટીરિયલ પેનલ શું છે પ્રોપર્ટીઝ વિન્ડોના મટીરિયલ પેનલ ની વિવિધ સેટિંગ્સ શું છે
હું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે
જો નહિ તો અમારા ટ્યુટોરીયલ બેસિક ડિસ્ક્રિપ્શન ઓએફ થે બ્લેન્ડર ઇન્ટરફેસ નો સંદર્ભ લો
પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે
પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી
ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ
પ્રથમ આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણે પ્રોપર્ટીઝ વિન્ડોનોનું માપ બદલવું પડશે
પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો
પકડો રાખો અને ડાબી બાજુએ ખેચો
આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે
બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ હોવ ટીઓ ચાંગે વિન્ડો ટાઇપ્સ ઇન બ્લેન્ડર જુઓ
પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ
પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર સ્ફિયર આઇકોન પર ડાબું ક્લિક કરો
આ મટીરિયલ પેનલ છે
અહીં આપણે સક્રિય ઓબ્જેક્ટ માટે મટીરીઅલ ઉમેરી શકીએ છે
મૂળભૂત રીતે સ્ટાન્ડર્ડ મટીરીઅલ ક્યુબ માં ઉમેરાયું છે
આ મટીરીયલ વાદળીરંગમાં પ્રકાશિત મટીરીયલ સ્લોટનો એક ભાગ છે
નવા મટીરીયલ સ્લોટને ઉમેરવા માટે મટીરીયલ પેનલની જમણી ટોચના ખૂણા પર પ્લસ સાઇન પર ડાબું ક્લિક કરો
નવા મટીરીયલ ઉમેરવા માટે ન્યૂ પર ડાબું ક્લિક કરો
મૂળભૂત રીતે બધા નવા મટીરીયલ બેઝિક સેટિંગ્સ સાથે ઉમેરવામાં આવેલ છે
નવા માટરીઅલ સ્લોટ ને રદ કરવા માટેminus સાઇન પર ડાબું ક્લિક કરો
આપણે આપણા મૂળ મટીરીયલ પર પાછા આવી ગયા
ચાલો આને નવું નામ વ્હાઇટ આપીએ
ઇડ નેમ બાર અંદર મટીરીઅલ સ્લોટ બોક્સ અને પ્રિવ્યુ વચ્ચે મટીરિયલ પર ડાબું ક્લિક કરો
તમારા કી બોર્ડ પર Whiteટાઈપ કરો
અને enter દબાવો
મટીરીઅલ અને મટીરીઅલ સ્લોટ નામ બંને સફેદ રંગમાં બદલાય ગયેલ છે
આપણે નવા મટીરીઅલ સ્લોટ ઉમેર્યા વગર નવા મટીરીઅલ ઉમેરી શકીએ છે
ઇડ નેમ બારની જમણી બાજુએ પ્લસ સાઇન પર ડાબું ક્લિક કરો
મટીરીઅલ સ્લોટમાં એક નવું મટીરીઅલ ઉમેરાયલ છે
તેને નવું નામ રેડ આપો
આપણે મટીરીયલ નો રંગ સફેદ થી લાલમાં બદલવા જઈ રહ્યા છે
પ્રથમ આપણે મટીરીઅલ ઇડ નેમ બાર નીચે બટન ની પંક્તિ જોઈએ
સરફેસ સક્રિય ઑબ્જેક્ટના મટીરીઅલ ને તેની સપાટી તરીકે રેન્ડર કરે છે
આ બ્લેન્ડર માં મૂળભૂત રેન્ડર મટીરીઅલ છે
વાયર મટીરીઅલ ને વાયર્ડ મેશતરીકે રેન્ડર કરે છે
ઑબ્જેક્ટના બહુકોણની ફક્ત ધાર બતાવે છે
આ એક ઉપયોગી ટુલ છે જે મોડેલીંગ અને રેન્ડરીંગ કરતી વખતે સમય બચાવે છે
આપણે બ્લેન્ડર માં મોડેલીંગ વિશેના વધુ આધુનિક ટ્યુટોરિયલ્સમાં વાયર્ડ મેશ ધાર અને બહુકોણ વિશે વધુ વિગતવાર શીખીશું
વોલ્યુમ મટીરીઅલના સક્રિય ઑબ્જેક્ટને સમગ્ર વોલ્યુમ તરીકે રેન્ડર કરે છે
મટીરીઅલના સેટિંગ્સ સરફેસ અને વાયરના સેટિંગ્સથી અલગ છે
આપણે આ સેટિંગ્સને પાછળથી જોશું જયારે આપણે વોલ્યુંમ મટીરીઅલ પાછળના ટ્યુટોરિયલ્સ માં ઉપયોગ કરીશું
હાલો મટીરીઅલને સક્રિય ઓબ્જેક્ટના આજુ બાજુ હાલો કણોના રૂપમાં રેન્ડર કરે છે
ફરીથી મટીરીઅલ સેટિંગ્સ બદલાઈ ગયેલ છે
આપણે આ સેટિંગ્સને વિગતવાર પાછળથી જોશું જયારે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં હેલો મટીરીઅલનો ઉપયોગ કરીશું નોંધ લો આમાંથી કોઈપણ વિકલ્પો 3ડી વ્યુમાં દેખાતા નથી
કારણ કે આ માત્ર રેન્ડર ડિસ્પ્લેમાં જોઈ શકાય છે
રેન્ડર ડિસ્પ્લે શીખવા માટે ટાઇપ્સ ઓએફ વિન્ડોઝ પ્રોપર્ટીઝ પાર્ટ 1 ને જુઓ સરફેસ પર પાછા જાઓ
આપણે સર્ફેસ મટીરીઅલ માટે સેટિંગ જોશું
નીચે પ્રિવ્યુ વિન્ડો છે જે રેન્ડરડ મટીરીઅલનું પ્રિવ્યુ બતાવે છે

જમણી બાજુએ વિવિધ પ્રિવ્યુ વિકલ્પો માટે બટનની કૉલમ છે
પ્લેન સ્ફિયર ક્યુબ મોન્કી હેર અને સ્કાય
હવે ચાલો મટીરીઅલ નો રંગ સફેદથી લાલમાં બદલીએ
ડિફ્યુઝ પર જાઓ
ડીફયુસ હેઠળ આવેલ સફેદ બાર પર ક્લિક કરો
કલર મેનુ દ્રશ્યમાન થાય છે
આપણે આ મેનુ માંથી કોઇપણ રંગ પસંદ કરી શકીયે છે
હું લાલ પસંદ કરું છુ
રંગના વર્તુળના મધ્યમાં સફેદ ડોટ પર ડાબું ક્લિક કરો અને પકડી રાખો
વર્તુળના લાલ વિસ્તાર તરફ તમારા માઉસને ખેંચો
મટીરીઅલ પેનલ માં 3ડી વ્યુ અને પ્રિવ્યુ વિન્ડોમાં ક્યુબનો રંગ સફેદથી લાલમાં બદલાય છે
અન્ય પદ્ધતિ છે ફરીથી ડીફયુસ હેઠળ લાલ બાર પર ડાબું ક્લિક કરો
તમે રંગ વર્તુળ નીચે આર જી અને બી નામના ત્રણ બાર જોઈ શકો છો
આર પર ડાબું ક્લિક કરો તમારા કી બોર્ડ પર 1 ટાઈપ કરો અને enter દબાવો
જી પર ડાબું ક્લિક કરો તમારા કી બોર્ડ પર 0 ટાઈપ કરો અને enter દબાવો
બી પર ડાબું ક્લિક કરો તમારા કી બોર્ડ પર 0 ટાઈપ કરો અને enter દબાવો
હવે ક્યુબ રંગ બરાબર લાલ છે
એ જ રીતે સ્પેક્યુલર નીચે સફેદ બાર પર ડાબું ક્લિક કરો
કલર મેનુમાંથી કોઈ પણ રંગ પસંદ કરો
હું લીલો પસંદ કરું છું
તો જુઓ ક્યુબ ઉપરની ચમક સફેદથી ઝાંખા લીલા રંગમાં બદલાય છે
હવે શું જો હું ફરીથી સફેદ મટીરીઅલ વાપરવા ઈચ્છતી હોય
હું તે પાછું કેવી રીતે મેળવી શકું
મટીરિયલ ઇડ નામે બાર પર જાઓ
અહી નેમ બારની ડાબી બાજુએ અન્ય સ્પેર આઇકોન છે
સ્ફિયર આઇકોન પર ડાબું ક્લિક કરો
આ મટીરિયલ મેનુ છે
સીનમાં ઉપયોગમાં લેવાયેલ બધા મટીરીઅલ અહીં યાદી થયેલ છે
હમણાં અહીં ફક્ત બે જ મટીરીઅલ અહી દ્રશ્યમાન છે રેડ અને વ્હાઇટ Whiteપર ડાબું ક્લિક કરો
ક્યુબ ફરીથી લાલ થી સફેદ માં બદલાઈ ગયેલ છે
ડિફ્યુઝ અને specularબને નીચે Intensityબાર છે
મૂળભૂત રીતે ડીફયુસ માટે ઇન્ટેન્સીટી 08 છે અને સ્પેક્યુલ્રર માટે 05 છે
આ ફીનીશ મટીરીઅલના પ્રકાર અનુસાર બદલી શકાય છે
મેટ ફીનીશ નો અર્થ છે ડીફયુસ અને સ્પેક્યુલ્રર બને માટે ઓછી ઇન્ટેન્સીટી
ઉદાહરણ તરીકે કુદરતી લાકડાના મટીરીઅલમાં મેટ ફીનીશ હોય છે
ગ્લોસી ફીનીશ નો અર્થ છે ડીફયુસ અને સ્પેક્યુલ્રર માટે વધુ ઇન્ટેન્સીટી
ઉદાહરણ તરીકે કાર પેઇન્ટ મટીરીઅલમાં ગ્લોસી ફીનીશ હોય છે
બ્લેન્ડર માં ડિફ્યુઝ માટે લેમ્બર્ટ મૂળભૂત શેડર છે
લેમ્બર્ટ પર ડાબું ક્લિક કરો
આ ડીફયુસ શેડર મેનુ છે
અહીં આપણે આપણા જરૂરી શેડર જેવા કે ફ્રેસ્નેલ મિનેર્ટ ટૂન oren નાયર અને લેમ્બર્ટ પસંદ કરી શકીએ છે
ઇન્ટેન્સીટીની જેમ વિવિધ મટીરીઅલ માટે શેડર પણ અલગ હોય છે
ઉદાહરણ તરીકે ગ્લાસ મટીરીઅલ ફ્રેસ્નેલ શેડરનો ઉપયોગ કરશે
એ જ રીતે બ્લેન્ડર માં કુક્ટર સ્પેક્યુલ્ર ર માટે મૂળભૂત શેડર છે
Cooktorrપર ડાબું ક્લિક કરો
આ સ્પેક્યુલર શેડર મેનું છે
બ્લિન અને ફોંગ સૌથી સામાન્ય સ્પેક્યુલ્ર ર શેડર છે
જે 90 મટીરીઅલ માટે વપરાય છે
હાર્ડનેસ ઑબ્જેક્ટની સ્પેક્યુલ્રીરીટી અથવા ચમક ફેલાવવા નું નક્કી કરે છે
હાર્ડનેસ 50 પર ડાબું ક્લિક કરો
તમારા કી બોર્ડ પર 100ટાઈપ કરો અને enterદબાવો
પ્રિવ્યુ સ્પેર પર સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર નાના વર્તુળમાં ઘટે છે
ફરીથીHardness 100 પર ડાબું ક્લિક કરો
તમારા કી બોર્ડ પર 10ટાઈપ કરો અને enterદબાવો
હવે સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર મોટું બને છે અને પ્રિવ્યુ સ્પેર પર ફેલાઈ જાય છે
તો આ મટીરીઅલ પેનલની મૂળભૂત સેટિંગ્સ છે
બાકીની સેટિંગ્સ પછીના ટ્યુટોરિયલ્સ માં જોઈશું
હવે આગળ વધો અને નવી ફાઈલ બનાઓ ક્યુબ માં નવું મટીરીઅલ ઉમેરો અને તેનો રંગ અને નામ બ્લૂ થી બદલો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
001108 001010 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
વધુ વિગતો માટે contactspoken tutorialorg ઉપર સંપર્ક કરો
જોડાવા બદ્દલ આભાર આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું